તો આપણે આના વિશે હજી વધારે ચર્ચા કરીએ અને તમારા બધા જ doubt clear કરી દઈએ.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

હા ભાઈ એક દમ મજામાં તું કેમ છે બસ ભાઈ હું પણ આહ તને કહ્યું તું ને કે જે અત્યારની જે tecnology છે અત્યારની જે tecnology એના વિષે એક report તૈયાર કરી રહ્યો હતો કે જે આવનારા સમય માટે ફાયદા કારક હશે કેવી રીતે તને ગેરફાયદા સાબિત થશે તો આ બધુ લખી રહ્યો હતો તું શું કરી રહ્યો છે આજ કાલ અરે હા ભાઈ હું પણ એજ વિચારતો હતો કે આજ કાલ ની tecnology કેટલી modern થઇ ગઈ છે તો હું પણ એ વિષે જ મતલબ વિચારું કે ppt બનાઉ અને મતલબ comparison કરું કે આજ ની મતલબ tecnology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 અરે હા ભાઈ અને તે પેલું જોયું કે હવે જે bike આવી રહ્યા છે એવી રીતે હવે તો આપને ખાલી આપડા bike ને આપડા phone સાથે bluethooth થી connect કરવાનું હોય છે કેમ કે બધી information આપી શકે છે આપણને કે

હા એતો છે અને એમાં specially જે કેવાયાને ola uber અને Z Y dus કરીને પણ આવે છે સ્કુટર કે તેની અંદર મતલબ આડ પેજ આખી technology use કરવા માં આવે છે અને તેની અંદર google map પણ install કરવામાં આવે છે

વૈજ્ઞાનિકો એમના પર આહ ખુબજ મહેનત કરી હશે મને લાગે છે એને એટલી સારી tecnology આવી ગઈ છે કે આહ calcium પર એટેક કરે અને તેનાથી બીજી શરીર માં બીજી કોઈ બીજા ભાગને નુકશાન થાય નહિ તે આ વિષે સાભળ્યું છે cancel ના secure હા મેં મતલબ સાભળ્યું તો હતું અને એના પર exprement પણ ચાલતો હતો પણ મારા ખ્યાલ થી હજુ successful નથી થયું એ મતલબ યુવાન body પર હજુ તો said effect તો થાયજ છે પણ પેલાં કરતા એકદમ ઓછા થાય છે પણ થાય છે ખરા

અને એક ને પણ મતલબ એ રીત નું તેનું પણ ઉદાન successful થયો છે કે એમો પણ કઈંક હવે આહ એ મતલબ developed country છે americaenglendauseraliacaneda તો ત્યાં પણ મતલબ

અરે હા મેં પણ સાભળ્યું છે કે HIV નો અને માણસ દિવસે ને દિવસે ચીડ થતો જાય છે એમ તેમ વૃતિ પામે છે આહ પણ મેં હમણા જ જોયું કે ROBOT સર્જરી તો ROBOT સર્જરી કરે છે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

અને તેમના પર expreriment કરવાનું હતું તો આહ લાગ્યું પણ સાચી વાત છે કેમ કે expreriment સફળ રહ્યો હતો કે japan ના એક doctor હતા તો આહ તેમનું નામ તો મને યાદ નથી પણ તે એકદમ સફળ doctor તો તેમની એ japan માં બેસી ને પટેલ ની અહિયાં robotics કરી અને તે પણ સફળતા પુર્વક અને તે લગભગ કેમ કે આહ કઈંક હતું હા મતલબ આ કિસ્સો મેં પણ સાભલ્યો હતો અને છાપામાં પણ આવ્યો હતો પણ એ વાત તો સાચી છે અગર એના સિવાય વાત કરીએ તો મતલબ કે army કે army માં મતલબ જે આજકાલ ના મેં જે મતલબ દારૂખાનું એ બધું આવે છે તેમાં પણ મતલબ જેનું use કરવામો આવ્યો છે અને મતલબ આજથી દસ વર્ષ પેલા મતલબ આટલું બધું કશું હતું નહિ દસ પંદર વર્ષ પેલા પણ અત્યારે મતલબ model technology ના લીધે આમ આપણે પર સારી રીતે એવી નજર રાખી શકીએ છે એ મતલબ જે ઉપગ્રહ હોય છે satellite હોય છે તો એમી મદદ થી આપણે મતલબ દરેક moves track કરી શકીએ છીએ તને ખ્યાલ છે આના વિષએ

activity કરી રહ્યા છે કેમ કે છ મહિના પેલા જ એમને આપના જે અરુણાચલ પ્રદેશ જે border છે ત્યાં બંકસ અને પોતાના એક નવા ગામ ઉભા કરી દીધા એ ભારત સામે લડવા માટે તો આહ આ બધાની જાણ આહ indian army ને ત્યારે થઇ જયારે તે એને satellite image જોઈતી કઈંક બની રહી છે તો તેને china સામે તરત આકરા પગલા લીધા અને તેને ત્યાં રોકી દીધુ તો તો આ technology ના કારણે આપણને એટલા ફાયદા થાય છે એના સાથે સાથે વિધર

વિસ્તારમાં વરસાદ તો છે તો તે પણ એક satellite technology ના કારણે છે હવામાનના જે હલન ચલન ના કારણે અને અંદાજીત prediction કરી શકાય છે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 હા યાર મેં સાભળ્યું હતું કે હોય ના lecture કારણે તેમાં pollution ના કારણે આહ બેટરી છે તે બનાવામાં પણ pollution ગણું પાણી નો ઉપયોગ થાય છે તેને રોકવા માટે સરકાર hydrogen fuel પાછા વિચાર હોય છે મને તેનો વધાર idea નથી તું કઈ વધારે જાણે છે કે કઈ રીતે hydrogen fuel ઉપયોગ કેમકે hydrogen fuel શું હોય કે તેમાં ધડાકા સાથે સળગવાના પણ છે હા એ વાત તો સાચી છે કે હજુ hydrogen વાયુ પર એટલો control નથી લઇ શક્યાં વૈજ્ઞાનિકો હજુ પ્રયાસ ચાલુ છે કે કઈ રીતે એને store કરવું અને કે મોટી problem એક જ છે કે hydrogen વાયુ કઈ રીતે store કરવું તો અગર જો મતલબ એમાં success મળી જાય તો પછી આગળ કઇક થઇ શકે એમ છે અને મેં you tube પર કેટલાક videos પણ દેખ્યા હતા કે એનો મતલબ આ તે એ કહ્યું ને એનો છે તે મતલબ અચાનક આગ લાગી શકે તેવી શક્યતા છે અને એના શીવાય વાત કરીએ તો મતલબ electric ગાડીઓ તો electric ગાડીઓમાં મતલબ એ વાત ની lithium કારણે પણ મતલબ pollution થતું જ હોય છે પણ જયારે અમુક હદ સુધી નું થતું હોય છે એમાં petrol diesel જેટલું તો polluttion થતું નથી મારા ખ્યાલ થી electric option શોધ કરી શકાય શું કેવું થાય તારું શોધ કરી શકાય શું કેવું થાય તારું off course ભાઈ કે આહ અમારા જે રોડ પરિવાર મંત્રી છે તેઓ આજે સ્થાપિત થયા આવનારા દસ દસ માં રોડ માં બધી ગાડીઓ electric હશે અને diesel અને petrolsuccessful ને સંપૂર્ણ પણે બન કરી દેવા માં આવશે મને નથી લાગતું કે આ possible છે કેમકે percent આહ petrol તો diesel ચાલવા વાળી ગાડી ની છે કે તેને દસ દસ માં સપૂર્ણ પણે બન કરી તો મને તો એ શક્ય નથી લાગતું કેમકે production unit નવી નવી technology ગયે છે અને પણ હા એટલું કહી શકાય આવનારો સમય electric વિકલ્પ નો હોઈ છે હા એ વાત તો સાચી છે કે મતલબ એક electric વિકલ્પ સારા અને મતલબ એના ઉપર પ્રતિબંધ petroldiesel ની ગાડી છે એના પર સંપૂર્ણ પણે તો પ્રતિબંધ તો નહિ લાગે પણ મતલબ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 google meet કે જેની અંદર આપણે બેઠા બેઠા ગરે બેઠા બેઠા international મતલબ confarns કે એવું કશું હોય તો આપણે વાત કરી શકીએ છીએ તે સાભળ્યું છે આ application વિશે

હમને એકદમ ખબર પડતી હતી school માં તો શું હોય કે આહ black board પર કઇક ભણાવે તો સરળતા થી ખબર નાં પડે પણ pdf દ્વારા અમને જે ઇ તે સમજાવતા એ જૂની meeting પર એ સૌથી સારી હતો અમારો હા એતો વસ્તુ છે મતલબ offline classes તો possible હતો જ નઈ option એજ હતો અને સૌથી best option કારણ કે આપણે videos પણ દેખી શકતા હતા અને આજ કાલ તો મતલબ અમુક એવી આહ school અને collage શિક્ષણ univarsity છે તો ત્યાં મતલબ class નું છે તો ત્યાં મતલબ total ભણાવામો આવે છે projector ની માંદદથી કે જેથી વિદ્યાર્થી ને બરાબર સમાજ પડી શકે છે તેઆના વિષે સાભળ્યું છે હા ભાઈ હવે તો નવા આવી રહ્યા છે જેમકે દીલ્લી માં શુ કરે છે કે કેજરીવાલ આહ તરીકે ની સરકાર છે તેમને આહ એક દમ અત્યાર જનક બનાવી નાક્યા છે કેમ કે ત્યાં black bord જ નઈ ત્યાં એક પાટિયું તો હોય જ છે bord હોય છે પણ તેના ઉપર project માટે પડદો મુકેલો છે એને બધુજ project માં જનવામાં આવે છે અને દેશ વિદેશ ના પણ એ સારા સારા teachar હોય છે જે પોતાનો આપે છે દરેક topic પર જલસા કરવા માં આવે છે

ત્યાર સુધી chemistry એક એવો વિષય છે કે જેને સમજણ પૂર્વક use કરો તો તે સારો છે અથવા તે ભૂલ થઇ જાય તો એ ખતરનાક પરિણામ આવી શકે છે હા એ topic છે તો મતલબ હું પણ વિચારતો હતો કે આ બધું મારા મતલબ કે મેં કરેલું અને થોડા video add કરીને મેં મતલબ you tube માં એક

હોય છે તો એના સુર વગાડી શકે છે તો તે આના વિષે સાંભળ્યું છે ના યાર ભાનુ પ્રતાપ મેતો આના વિષે કઈ સાભળ્યું નથી અરે યાર આવી પણ કઈ tecnology હોય છે મેં એક video માં દેખ્યું હતું કે એ આ રહેમાને ફક્ત હાથયાં કઈંક પાહેર્યું હતું અને એમના આગળીનાં ઇશારાથી એ કૈઇક વગાડી રહ્યા હતા અને મતલબ કે હોય છે મતલબ કે એ રીતે વાગતો બી હતો તો મને પણ નવાઈ લાગી બે ત્રણ minute માટે કેમઆ કઈ રીતે possible છે પછી એને થોડું description માં જોયું ત્યારે મને ખ્યાલ આયો કે અહિયાં રહેમાને મતલબ કઈંક નવું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 તો બઊજ સરસ વાત છે અને તને ખબર એવા toys આવે છે toys તેમાં પણ tecnology હોય છે એક car એવી હોય છે કે આપણા હાથમાં કરવાની હોય અને તેનો જરા આપણે નિયંત્રિત કરી શકીએ છીએ જેને આપણે dance પન કરાવી શકીએ છીએ

તને તો ખબરજ છે ને મારા ઘર મા બે નાના બાળકો છે આહ મારા ભાઈ બેન ના તો આહ એમાં શું હોય છે કે અમારી પાસે પૈસા ને કઈ હોતું નથી તો એ માંગે તો અમે પૈસા આપી દઇંએ છીએ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 કેમ કે તેને રીતે start કરવું એના અંદર engine light બધું સરસ ગોઠવાયેલું હતું તો પણ એમાં શું થયું ખબર છે કે એક મારા fraind છે આહ અમારા uncle aunty નો છોકરો એ એકવીસ વર્ષ નો છે પણ એનું મગજ છે એ નાના છોકરા જેવું છે તો તેને તે ગાડી તોડી નાખી હવેથી તમે ક્યારે સાભળ્યું છે અત્યાઆધુનિક રમકડા વિશે

આપણે ક્યાં ખબર છે જાપાન માં કે પીરાપુર માં તો મતલબ ત્યાં કેવું છે કે ત્યાં hotel ની અંદર એક ગાડી ફરતી હોય છે એ કહ્યું એ રીતે એ ગાડી ની અંદર મતલબ જે આપણે order કરીએ કઈ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 તો મારા ખ્યાલ થી આપણી એક સારી વસ્તુ છે કે એ લોકો ત્યાં ટ્રેક થાય professor ને નવું જોવા મળે કે ત્યાના પછી જાળી જોવા મળે તો મતલબ એક સારી સારી પ્રગતી છે આ પીંડ માં તારું શું કેવું થાય છે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 જો આપણો project select થશે તો તને ખબરજ છે government તરફથી આપણને બઉ પૈસા મળી શકે એમ છે આપણા start up તો તને ખબર છે કે આપણે આ દિશામાં સારા આહ કામ કરી શકીએ છીએ આપણા મિત્રોનો સહારો લઈને તો એક કામ કર તું મને પોતાની details મોકલી દે જે હું જઈ રહયો છું sabmit કરાવવા તો ચલ આવું હોય તો બે દિવસ પછી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 course જે છે recorderd course એની અંદર અમે launch કર્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ હોય એસીએફ means ના course purchase કરવા માંગે છે એ પરચેસ કરી શકે છે અત્યારે discounted price પર અમે રાખી છે જે આપને દેખાતી હશે ત્રણ મહિનાનો course છે જે માત્રને માત્ર ચૌડસો નવાનુ રૂપિયા માં છે કે around fifteen hundred rupess એની price છે તો આ બહુ સારી deal છે કોઈ ખોટી deal નથી તમારી prelims નીકળી ગઈ છે main ની તૈયારી કરવા માંગો છો એના જે technical એટલે કે forest થી એના લગતા subject માં તૈયારી કરવા માંગો છો તેના માટે તો આ બહુ જ સારો option છે તો જે પણ વિદ્યાર્થી interested હોય go to our website અમારી જે application છે એના ઉપર જાવ web ખોલીને સરળતાથી આ course ને buy કરી શકો છો purchase કરી શકો છો right અહીંયા આપણે શરૂઆત કરીએ ચર્ચાને આગળ લઈ જઈએ આજનો જે topic છે એટલે કે ચેતાતંત્રની શરૂઆત કરીએ સમજવાની હવે તમને ખ્યાલ છે કોઈપણ વ્યક્તિ છે એનો conscious હોવા માટે એટલે કે એનો એટલે કે એને આપણે ચૂંટણી ખનીએ તો એને ખબર પડે એ વિચારી શકે બોલી શકે even જેમકે હું અત્યારે ભણાવી રહ્યો છું તો સાયમેલ્ટીનેશન જ્યારે હું બનાવી રહ્યો છું ત્યારે મારો હાથ જે છે હૃદય જે છે એના ધબકારા ચાલી રહ્યા છે આ બધી જ ક્રિયાઓ કરવા માટે હું બોલી પર રહ્યો છું તો પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે આ તમામે તમામ પ્રકારની ક્રિયાઓ થવા માટે અનિવાર્ય છે અતિ મહત્વનું છે આખેઆખું આપ્યું ચેતાતંત્ર

ચલે કે કરીને આ ચેતાતંત્રને study કરતા જઈએ right તો કે ચેતાતંત્રની શરૂઆત સૌથી પહેલા વાત કરવાની આવે ચેતાતંત્રમાં પાયામાં જે વસ્તુ છે એટલે ચેતાકોષની ચેતાકોષની વાત કરીએ તો જ્યારે આપણે જીવન કોશવાળું chapter જોઈતું ત્યારે ત્યારે study કર્યું હતું કોષ જે છે કોષનો આકાર જે છે એટલે કે ચેતાતંત્રની રચના ની વાત કરીએ right તો એ ચેતાતંત્રના રચનાની અંદર ક્રિયાત્મક અને રચનાત્મક સૌથી નાનામાં નાનો એકમ કોઈ હોય તો એ છે આપણો ચેતાકોષ એ શું છે ચેતાકોષ કે ભાઈ જે ચેતાતંત્ર છે ચેતાતંત્ર ની અંદર સૌથી મૂળભૂત પાયાનો સૌથી નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે હોય તે કયો છે કે ભાઈ એ જ ચેતાકોષ આ જે ચેતાકોષ જે છે એકદમ એક સૂક્ષ્મદર્શક રચના છે પણ તેમ છતાં પણ આ ચેતાકોષ એક વિશેષ રચના ધરાવે છે તો કે ચેતાકોષની સામે જોઈએ તો રચેતા કોષ આપણને ત્રણ part divided જોવા મળે છે right કયા ત્રણ part divided જોવા મળે છે તો સૌથી પહેલા આવી જશે કોષકાય right તો કે ભાઈ ચેતાકોષ જે છે એને પોતાની કાઈ એક એક સારી હશે કે એક રચના થશે આ કોષ કા એક જે હોય એની સાથે સાથે સંકળાયેલા હોય જ શિખા તંતુ સંકળાયેલા એની સાથે શિખા તંતુ અને એક જોવા મળે ચેતાક્ષ simple language કહીએ તો કે ભાઈ ચેતાકોષ એમની રચના કંઈક આવી જવા મળશે પૂંછડી નીચે બનેલી હશે અહીંયા પણ આમાં નીકળેલા હશે કંઈક તો જે main body છે કોષકેન્દ્ર છે કોષરસ છે આ વસ્તુ જોવા મળે છે આ main body એને આપણે કહી દઈએ છે શું એને આપણે ઓળખીએ છીએ કોષકાય તરીકે તો ચલો પહેલા કોર્સ્કાયને સમજે પછી શિખા તંતુને અને પછી ચેતાક્ષને સમજીએ right એક એક કરીને ત્રણે ત્રણ વસ્તુઓની study કરીએ સૌથી પહેલા આપણે વાત કરીએ કોષકાયની તો કે ભાઈ કોષ કઈ શું છે તો કે ભાઈ આજે cell body આ છે કોશકાય right basically એ શું છે કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતું વિસ્તાર છે right અહીંયા જ આ કોષકે જે છે એ કોષકાની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળશે નિર્જળની કડી કા યુક્ત એ કોષ રસ ધરાવે છે right એટલે કે અહીંયા જે છે ને આમ તમે જોશો ને તો આમ

એટલે કે કોષ જે હોય એમના ભિન્ન ભિન્ન આકાર હોય એમાં એમાંનો એક છે જેમકે ત્રાક કોષ જોઈએ તો એનો આકાર જેવો હતો એક normal line બનાવીને ડબલ આવ structure બનાવ્યું હોય એવું કંઈ હતું right

તો એ છે ભાઈ કે કલિકામય રચના જે છે એની વાત કરીએ તો કે ભાઈ એની અંદર કોઈ સંગીત આવેલી છે જેની અંદર નીઝલની connect કોષરસ ધરાવે છે યસ ઓર નો અને આ નિશેલની કનિકા કોષ કેન્દ્ર જોવા મળે છે એટલે કે કોષરસ જોવા મળે છે right કોષ રસ ની અંદર જોવા મળે છે નિઝરની કણિકાઓ જે કોષ કેન્દ્રની ફરતે જોવા મળશે એની વાત કરીએ તો એ જોવા જઈએ તો એ દેસોફીલ્પ કણિકાઓ છે right કેવી કણિકાઓ કહેવાય છે ડેઝ ઓફ ફિલ્પ કણિકાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ નીઝલની કણિકા યુક્ત રચના

નાના મોટા ઘણા શું નીકળે છે તંતુઓ નીકળે છે cell body માંથી એ શું બાહર ની તરફ નીકળે છે right અને આ જે તત્ત્વો નીકળે છે એમને આપણે ચેતાતંતુ તરીકે પણ ઓળખે છે જેના તરીકે ઓળખીએ છીએ ચેતાતંતુઓ તરીકે right તો ધ્યાનમાં રાખીશું કોષની એટલે કે આજે main ચેતાકોષ જે છે એની રચના સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે એની અંદર કોષકાય હોય કોષકાય ની અંદર એક કોષકેન્દ્ર છે કોષકેન્દ્રની આજુબાજુ નીઝલકાઈ રચના જોવા મળશે હેને yes or no આગળ વધીએ એની અંદર અને ચર્ચા કર્યા શિખા તંતુઓને કે ભાઈ શિખા તંતુ છે શું right તો જરા figure ની સામે ધ્યાનથી જોજો કે ભાઈ કોષકાય પર રહેલા નાના તંતુ જે છે right આજે બહારની બાજુ નીકળેલા છે તંતુઓ જોવા મળે છે right એ જે તંતુઓ છે એને આપણે શિખા તંતુઓ તરીકે ઓળખીએ છીએ શેના તરીકે ઓળખે છે આપણે એને શિખા તંતુ તરીકે ઓળખે છે right એની જ અંદર આગળ વધીએ તો કોષમાંથી બહાર નીકળતા ટૂંકા અને વારંવાર શાખાઓમાંથી વિભાજીત થતા તંતુઓ છે right તમે જોજો continuously વિભાજીત થતા હશે right yes no હવે આ બહુ રસપ્રદ વસ્તુ છે આ છે ને એક electrically charged હોય right એટલે કે વીજ પ્રવાહ સ્વરૂપે electrically charged છે આ બધા વીજ પ્રવાહ સ્વરૂપે ચેતાકોષના શિખા તંતુઓ વડે સંદેશાવ જે છે એની આપણે આપ લે કરી શકીએ છે right અને આ આપલે માં વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે શોધ પણ કરે છે વીજપ્રવાહ ઉત્પન્ન કરે છે અને આ જ વીજ પ્રવાહને આપણે ઊર્મિ વેગ તરીકે ઓળખે છે right જે ઊર્મિઓ છે આપણને રચનાઓ જે વસ્તુ આપણને feel થાય છે right ચૂંટણી ખરેલી feel થાય છે right કે પછી તમે વિચારો છો લાઇટ thinking કરો છો તમે ગુસ્સો આવે છે તમને ખોટું લાગે છે તમને સાચો લાગે છે આ બધી વસ્તુઓ જે છે એ specially અને આભારી છે right પ્રકારની વીજ પ્રવાહ ઉત્પન્ન કરતી પરિસ્થિતિ છે right શિખા તંતુમાં સંવેદન ગુજે છે right આમાંથી આપણને સંદેશાઓ મળતા રહે છે શું મળે છે ભાઈ સંદેશાઓ મળે છે right તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોષકાય છે કોષકાયની અંદરથી નીકળતી જે તંતુમય રચનાઓ છે જેને આપણે શિખા તંતુ તરીકે ઓળખે છે yes or no પછી આપણને ખ્યાલ હોવો જોઈએ શું તો કે ભાઈ આજ જો શિખા તંતુને આ બધી વસ્તુઓ છે basically સંદેશા ગ્રહણ અને એના માટે જરૂરી છે એટલું જ નહીં જોડે જોડે જો ચર્ચા કરીએ તો આ સંદેશાની આપ લે માટે વપરાતી જે આ શિખા તંતુઓ છે એ શિખા તંતુઓના સંદર્ભમાં ચર્ચા કરીએ તો વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે ઉત્પન્ન કરે છે વીજ પ્રવાહ yes or no તો આપણને આઈડિયા આવે આને જ અંદર આગળ વધીશું ચેતાક્ષ ની વાત કરીએ શેની વાત કરીએ ચેતાક્ષ તો કે ભાઈ શું છે કોષકાય પર રહેલ લાંબા તંતુમય અક્ષ તંતુમય right જેમકે હમણાં અહીં કોષકાય જોયું હતું એમાં સૌથી એક લાંબુ તંતુ નીકળતું હતું જેને આપણે સેના તરીકે ઓળખીશું ચેતાક્ષ તરીકે ઓળખીશું આ basically સેનામાં તો કે ભાઈ આજે ચેતાતંતુ છે એટલે કે આજે ચેતાક્ષ છે આજે અક્ષ તતું જે છે right આપણું basically help કરશે સંદેશાઓના વાહનમાં પણ આ શું કરશે એટલે કે એક કોષ થી બીજા કોષમાં સંદેશા ના વાહનમાં મદદ કરશે right એટલું જ નહીં આ જે છે એ ચેતાતંતુ પણ જેવી રચના પણ ધરાવે છે આમાં પણ તમે જોશો ને આમ ચેતાતંતુ પર પડ આવેલા છે આજે ચેતાતંતુ પડ જે છે એ basically ચરબી અને protein ના બનેલા હોય શેના બનેલા હોય ચરબી અને protein ના right તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને શિખા તંતુ અને અક્ષ તંતુઓ બંને જે છે એ ચેતાકોષની કોષકાય જે છે એનમાંથી ઉદ્યોગ છે એટલે કે આજે શેખાતંતુ નીકળે છે આજે ચેતાક્ષ પણ નીકળે છે એટલે કે ચેતાતંતુ પણ નીકળે છે આ બધા મેઈનલી નીકળે ક્યાંથી તો કે ભાઈ કોષ જે છે ચેતાકોષ એની main કોષકાયમાંથી જ નીકળે જોવા મળે છે right આને જ અંદર આગળ વધીએ તો કે ભાઈ અક્ષ તંતુ ચેતાક્ષ ચેતાક્ષનો છેડો જે છે એ શાખિત અને કહેવાશે ગાંઠ જેવી રચના ધરાવતો હશે right તો કે ભાઈ કેવો છે સાખી જ છે અને ગાંઠ જેવી રચના ધરાવે છે અને આ જ રચનાથી કેવું થાય છે તો કે ભાઈ અંત પામે છે right એ ગાંઠિત રચના કે આજે ગાંઠ રચના જે અંત અંત પામે છે જે આ last પોશાક જોવા મળે છે એને આપણે ચેતોપાગનીય ગાંઠ કહીએ છીએ right અહીંયા એક basically જોવા પણ મળશે ગાંઠ જેવી રચનાઓ તમને ફોટામાં બતાવી આપણે right yes આજે નીકળી ને આગળ આઈ ગાંઠ જેવી રચના જોવા મળી yes or no એજે ગાંઠ જેવી રચનાઓ જોવા મળે છે ને આપણે સેના તરીકે ઓળખીએ છીએ તો કે ભાઈ એ પોષણ જે છે આપણે એને ઓળખતા હોઈએ છીએ ચેતુપાગમીય ગાંઠ તરીકે સેના તરીકે ઓળખે છે ચેતુપાગમીય ગાંઠ તરીકે લાઇટો અક્ષ તંતુના end જોવા મળશે આપણને end માં right yes

neuro transmitters એટલે શું તમારે મારા body માં શું થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જે માહિતીનો મોકલ્યો છે રાઈટ we communicate આપના અંગો પણ એકબીજા સાથે વાતો કરે છે right જેમ કે ફોર એન example બોલવાની સાથે હું મારો હાથ હલાવું right yes or no અરે હાથ હલાવતા ધરોકે અહીંયા હું બોલી રહ્યો છું કંઈક કરી રહ્યો છું એકદમ થી મચ્છરાઈ નહિ બેસે તો મચ્છર ને મારે ભગાડવું કે આ જ આખી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ માટે એક કોષનું બીજા કોષ સાથે યોગ્ય રીતે સંદેશા વ્યવહાર થવા જરૂરી છે અને અહીં એ જ જોવા મળશે તમને કે આજે ચેતાકોષો જે છે ચેતાકોષની અંદર જે અક્ષ તંતુ હતું એ અક્ષર તંતુ ની અંદર છેલ્લે છે ગાંઠ જેવી રચનાઓ જોવા મળી right કે ગાંઠ જેવી રચનાઓ ધીરે ધીરે ચેતાપની ગાંઠો જે છે એ ખરેખર શું છે neuro transmitters છે કે રાઈટ કે જે ચેતાપ્રેશર ભવ્ય જે છે એના દ્વારા એકબીજા સાથે શું કરી શકે છે communicate કરી શકે છે right are the neuro transmitters શું છે neuro transmitters તે આપણને ખ્યાલ હોવો જોઈએ એટલું જ નહી અક્ષ તંતુ અને આ બધા બીજા શેમાં help કરે તો ભાઈ ચેતા ઊર્મિ વેગને કોષકાની રચનામાં right તો કે ભાઈ ચેતા ઊર્મિ વેગ કોષકાયને દૂરસ્થ જે છે જે ચેતુ પબંધ જે છે આમની સાથે એક સ્નાયુબંધ રચના બનાવીને આપશે right તો એ બધામાં આપણને help કરે છે તો આપણને idea હોવો જોઈએ આજે અક્ષ તંતુ હતું એટલે કે મેન જે ચેતાક્ષ હતું basically વાત કરીએ તો ચેતક ની અંદર રહેલા ચેતાતંતુ છે આપણે એને બે ભાગમાં વિભાજિત કરીએ કે છીએ મજજીત ચેતાતંતુ અને એક ને કહીએ છીએ અમજ્જિત ચેતાતંત્ર કેટલા ભાગમાં divide કરી શકે બે એકને આપણે કહીએ મજજીત એકને કહીએ અમરજીત ચેતાતંતુ right તો આપણને આઈડિયા હોવો જોઈએ હવે જુઓ બહુ ધ્યાનથી સમજજો બેટા listen very carefully right આ તો આપને ncrt માંથી કરીએ છે eleven standard ની પણ એનસીઆરટી cover કરી છે એટલે થોડું વધારે આપણે detail માં જઈએ છીએ simple વસ્તુ કહું ચેતાકોષ કોશકાય ચેતાક્ષ ચેતાક્ષના અહીંયા અંતે શોધવા મળશે અહીંયા ગાંઠ light અહીંયાથી જોવા મળ્યું શિખા તંત્ર આટલી રચનાઓ આપણને ખ્યાલ હોવી જોઈએ આજે છે basically બેન neuro transmitters એકબીજા કોષ સાથે સંવેદના મદદ કરશે એકબીજાના સ્નાયુઓ સાથે સંવેદનાઓ છે એકબીજાના સ્નાયુઓને માહિતી આપવામાં લેવામાં મદદરૂપ થશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ હવે આજે અપ્સ તંતુ જે છે એટલે કે ચેતક જે છે એની અંદર બે પ્રકારના ચેતાતંતુ જોવા મળતા હશે મજજીત અને અમરજીત right હવે અત્યારની પરીક્ષામાં વલણ અને એને ધ્યાનમાં રાખતા બહુ ધ્યાનથી સમજો મજજીત ચેતાતંત્ર શું છે કંઈક હવે એક વસ્તુ સમજો માજજીત અસ્થિ મજ્જા right yes મજ્જા મજજીત

કે કોઈ ભાઈ એક વસ્તુ સમજી લો પેલી વસ્તુ સ્વરનો કોષ આના દ્વારા તો આવરીત થશે બંને બંને હશે right મજ્જિત હોય કે અમરજીત હોય પરંતુ

છત્રી નાં ખવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછી પાંચ કેટલીક સલાહો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી નામ સરનામું લખવાની સલાહો અમલ કરવામાં જેવું મન લાગ્યું અને આ વખતે લીધેલી નવી છત્રી પર નામ Telephone number વગેરે લખ્યું વરસાદના પાણીમા ભી ન જાય એવા એવા રંગની લખવાનું કહ્યું મારો વિચાર તો મારો આખો Biodata લખવાનું હોત તો પણ મેં સંયમ રાખ્યોછત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારકદીવડ્યો દિવસ પછી મને રાજકોટ થી પત્ર લખ્યો અમદાવાદ રાજકોટ થી પોતાની છત્રી ના બદલે ભૂલથી મારી છત્રી આવી ગઈ એ પત્ર મને લખ્યો સમય યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ નહીં એની ખબર મને આ પત્ર મળતો ત્યારે જ પડી જે માણસ પોતાની છત્રી સાચવી ન શકે એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવવાનો હોય એવી શેત્રકારી શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખી આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીર વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી એવા ઘટતું કરવાનું વચન આપ્યું રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આવેલા સરનામા છત્રી મેળવી આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો રૂબરૂ જઈને પત્રમાં પેલા સરનામા છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં

ડીસા ભાડામાં ચા પાણી નાસ્તો વગેરે તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનું કહેવાય કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પણ હું મક્કમ રહ્યો આ વાર્તા નો પ્રશ્ન ન હતો પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા પાહેથી છત્રી એટલે પરત કરવાની એ ભાવના અને પ્રામાણિકતા કદર કરવાનો પ્રશ્ન હતો પણ આવી રીતે આ જગ્ય જગતમાં કેટલાક લોકો લોકો વિચારે છે પણ ભલે ગમે તે કરે પણ છત્રી લેવા રાજકોટ તો હું Russia જ જવું પડે તો પણ હું જઈશ મારો દ્રઢ મત હતો રાજકોટ જવું છત્રી મારી મેળવી પેલા સજ્જનો આભાર માન્યો વળતી બસમાં મા અમદાવાદ પાછા આવ્યો પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસ માં છત્રી ભૂલી ગઈ હતી ઘરે ગયા પછી સૌને પૂછ્યું ત્યારબા ત્યારે ત્યાં યાદ આવ્યું તરત જ પાછો બસ ઓફિસે ગયો પણ કોઈને છત્રી જમા કરાવી ન હતી રીક્ષા ભાડા ના જવા આવવાનુ ડિસ્ટન્સ ઘણા હત પછીના દિવસો છત્રીના સ્ટોરમાં જઈને છત્રી માંગી દુકાનદારે સ્મિત કર્યુ મેપણ સામુ સ્મિત કર્ય હવે આ વાર્તા નો પૂર્ણાહૂતિ થાય જશે હવે આપણે પસંદ કરીશું રેહેવા દે રહેવા દે આ સહાર યુવાન થી થતે નાં ક્રૂરતા આવી રીતનું આશ્રમ તંતુનુ પંખીડા ઉડતા રૂડા રતા આ ઝરણાં તરી ગટે નકરું દસ દિન અહી વિશ્વ સુન્દરીય કુમળું દિલ થી પામવા પક્ષી વ્યર્થ આકૃતતા મુજબ નાના કિન્તુ ધૂળ મળી સકે પક્ષી ને પામવા ને તો ચાલો તો શુ ગીતનું પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પેલા સૌંદર્ય બનવુ પડે અ અ સૌંદર્ય છિનવુ એ તો પ્રભુના ઉપયોગ છે એ તો શું ફુદુ એ એનો ઉપયોગ છે રહેવા દે રહેવા દે આ સહાર જેવા બધે બધે આન્દ્રતા થાય છે ગણી ભલ્યું હસે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે

એ એનો અલ્હેરસ મુગટ વિનુકાકા વાત વાત માં કે હમેસા કે તા નિશાનું તો રાખવું પંખી ની લાંબી ઘન ગુમર તાકી ચાલ બદમાસ ક્યાં નું વીનું કાકા ઘન લઇ લેતા પછી નાનકડા અંકિત ને બાજુ માં બેસાડી સમ્જતાવતા બેટા ખંબા નહિ આવ તો બધા પરજીવ જીવે પણ લાંબી લાંબ degree મેળવી હરિફાઈ ના ચંદ્રક લાવે degreeTV અખબારમાં વીંટાળવાના photos આવે બસ અબ ક્યા બાત હૈ અંકિત થોડું સમજે કે ન સમજે પણ મને અને સંજય ને સંતોષ થતો અંકિત ને સલાહ શીખવવામાં અમારે જરૂર ન રહી ઘણીવાર મા બાપની વાતો

અરે હાથે મગર આવે પછી TV પર National Geographic Discovery કંટાળી જવાય તમે તો છોકરાઓને જાણે જેલમાં પુર્યા છે રમવા જવા દે એમની ઉમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો બાળક છે સામાન્ય છોકરાઓ સાથે રમીને એની શી પ્રાપ્તિ થવાની છે નિર્ભય નિર્દોષ આનંદથી જો અત્યારે એના ચહેરા પર આનંદ જ ને કપાળ તમારું એ આનંદ Ice cream ને જોઈ પેલા ચોકી કરશે એટલે છોકરો ભનેસરી થયી જવાનું છે મંજુ નું તિલક કનડાળી ને મજુર દુનિયા નો તેજ લીધો વહેમ છે બધા સમાજ શકો ખરે ખર અક્સય ને કાલ પહોચું એ તો ભોળો બોલાવો પડે મંજુ આ લેલા ને કોઈ ભાવ પુછતું નહિ હે ભગવાન તમારા ભેજા માં ક્યાં થી આવું ભસું ભરાયું છે ગયે મહિને એસ એસ સી નુ પરિણામ આવ્યું ગણપતિ નો છોકરો પેહેલો તારી માર હારે માથાકુટ નકામી છે આવતા મહિનામાં સૌરભ ને computer ના class શરૂ થવાના છે મંજુ કાકી ઈચ્છતા અત્યારથી પાંચમાં ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા પપ્પાને જોવું છુ કેમ તને પરાણે છે સૌરભે તરત જ કહી દીધું ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે મમ્મી class માં વટ પાડવો છે બે હાથ જોડું છુહે માતાજી બાપ દીકરા બંને સદ્બુદ્ધિ આપજે એ સાંજે વિનુકાકા ઘરે આવી આમ એક જ ઉપર નીચે અમે રઈ અને સૌરભ સાથે અંકિત ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ ન હતી આજે તો એક ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારી કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરો હું અને સંજય ખુશ થઈ વિચાર તરફ હતો જોકે ફી થોડી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડીક વિચારીએ અમે સંજયને મોટા ક્લાસમાં દાખલ નહિ સંજય ને નહિ હો અંકિત ને computer class માં જાતો કર્યો અઠવાડિયા ત્રણ દિવસમાં બે કલાક એ હારે જાત કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ઘરની નજીકમાં જ બાળ મંદિરમાં મેં સાંજે ભક્તિ માં બાળકો એકમ બગન કોઈ સવાલ હું ખુબ મળવા આવતી હતી એ બાળકો બાળકો પણ મારી સાથે ભળી ગયા તોય મારે મારી હૃદયથી એક કામ છોડી દીધું અને અંકિત નું એમના ત્યા ટ્યુશન કરાવવા લાગી હું સંજય ને ઘણીવાર કહેતી હતી આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે સૌરભ કરતાં અંકીત કોટી તેનું કરતા નીના બેન એક દિવસ મંજુ કાકી રીત સર રીપોર્ટ કર્યો આ તકલ ના તોચી તોચી ને બિચારા જીવન ને શું પીડા થાય છે એ તમને નહિ દેખાતી